ત્યાં આગળ તમે, શું કર્યું તું? તમને ખબર. નાં નાં, તમેય. જે બધુ જમ્યા તાં ને છેલ્લે બિલ ભરવાનું આવ્યું ત્યારે તમે ઘટાયાં તા

હં delivery માંગ, હોવે હોવે. હોવે. return કારવેલું હા.

નાં એ તો કે જયરાજ કે food delivery નાં આલે તો જ કરો, હું આલુ કે મંગાવ ને ચલ, કે નહિ કે ઈ કે cancel કર એમ

શું મંગાવ્યું તું? ઉમ, હોવે હોવે. કરાયવું તું હોવે. હોવે ડેલો ગરમ થયેલો.

એ તો માથે જ પડે ને તો order cancel થાય તો તમને કોઈ પાછું return નાં કરીયાંવે. નાં એમને કઈ ભોગવવું નાં પડે એ થઈ જાય એ કરી નાખાય.

નાં એ તો પછી agency હોય એનાં માથે આવે ને બધુ, એમને ના આવે કઈ delivery boy ને.

હં હં. પછી હાં. હં. હં હં. નાં service, service charge આપે ને. Service Charge આપે ને.

તિવારી હં હં હં હં. અચ્છા અચ્છા હં. હો ઓળખાણ પડી પડી પડી. હા હા હા. કઈ રીતે શું થાય ને હં શું નાં થાય એમ. અઃ હવે food delivery નું કેવું છે ખબર હવે? cycle વાળું થઈ ગ્યુ આ ઝોમેટો જેની ઉમર નાની હોય ને એ લોકો હં હં એ હં ના હોય. food delivery માં cycle ઉપર ને એવું બધુ delivery કરે એવું. કઈક હં, સા હં રોજ ગાડી મળે છે સારું અને કઈ થાઈ પણ નહિ એવું કઈ માથાકૂટ ને એવું. હં chance નહિ અને પાંચ કિલોમિટર ની અંદર radius ની અંદર જ આપે આમ order એમ. અને delivery સારી પણ હવે થઈ ગઈ છે. હા અને સારું પણ હવે બધાનું આવે છે એમ. હમ્મ પહેલા કરતાં હવે સારું થઈ ગ્યું છે ને, સુધરી ગયું છે.

food હા બઉ કામ આવ્યું હતું. બહાર નોતાં નીકળવા દેતાં કોઈ હાંચી વાત. હાં. સ્વીગી વાળાં હાંચી વાત. હં પછી આપડે, ખબર છે પિઝા માંથી મંગાવ્યું હતું આપડે. શું મંગાવ્યું તું? બર્ગર ને એવું નોતું મંગાવ્યું? એ શું નીકળ્યું તું પછી ફૂડ ડિલિવરી વખતે. હં એ હોટલ વાળાં નો વાંક હોય ને આપડે પછી food delivery નો વાંક કઢાય. એનો હં, હં પછી આપડે એનો વાંક કેવી રીતે કાઢવો. હુંમ. હા પાંવ ઉપર ખરાબ થઈ ગયું તું ને એવું હતું. હં. હં હોટેલ વા, હોટેલ વાળાં નો જ હોયને એમ સુ. હં delivery તો એમનું કામ કરે. અને એ તો order પડે એટલે ગમે ત્યાં delivery કરી દે એ તો એવું. હં હં. હં. home જ્યાં home હોય delivery પર ત્યાં drop કરી દે એવું.

એવું! અચ્છા.

હં market માં આવા માટે તો એ agency નાંખી હતી.

હુંમ delivery થતી. અ

હં બઉ ઓછો થઈ અને પણ સારું પણ ને એવું બધુ સીધું ભી પહેલા કરતાં. મંગાવશું ને સારું કેવાય ને. હં. તેમ આમેય તમારી birthday આવાની જ છે હવે. શું મંગાવાનું બોલો?

પુલાવ ખાઈશું, હં એવું હોય તો એવું હોય તો કઈક સબ્જી બબ્જી કઈક order delivery કરશું મંગાવીશું home delivery.

હુંમ એ બચારા job કરતાં હોય એમને થોડું, બરોબર? શું કેવુ? હાંચી વાત ને? હુંમ. હુંમ અને મંગાવે પણ સારું અન્ સારું પણ આવે, ઘરે બેઠા ને સારી સગવડ ને એવું બધુ મલે. હં. રાત હોય દિવસ ગમ્મે ત્યારે. Delivery કરે તો આવી જાય અડધી રાતે પણ ચોવીસ કલાક છે હં. હં ચોવીસ કલાક service પૂરી પડે.

બઉ સારું અને વ્યવસ્થિત હોય. છે જ ને મંગાવીએ જ ને આપડે કેટલી વાર મંગાવીએ છે બધુ આઇસ ક્રીમ છે, પાંવ ભાજી છે, પછી પિઝા છે. બધુ મંગાવીએ છે ચાઇનિજ છે ને એ બધુ કેટલું મંગાવ્યું. હુંમ. બોલવા જઈએ તો બઉ ઓછું આમ હં બઉ મંગાવ્યું યાદ પણ ન રે.

હં. ઓલી agency છે પછી હોટેલ ની agency ને બધા હતા ચાવ ચાલુ થઈ ગ્યું ખબર છે? delivery નું. હુંમ.

હં નાનો પણ. હં હં હુંમ ડિલિવરી joint જ હોય હં.

બંનેવ નું આઈ જાય. અને બંનેવ નું અલગ અલગ. નાની મોટી દુકાનો છે, મોટી ઓલી હં. બધુ જ બધુ જ આવી જાય. ખાવાનું છે થી માંડીને નાની મોટી બધી દુકાનો છે ને બધુ જ. બધુજ આવી જાય એમ. અત્યારે તો, અત્યારે તો બધા ચા પણ બાર થી મંગાવે બોલો. હં ચા કોફી છે, નાશ્તો છે, હં કેટલાય flavour માં એમ. હં ચોકલેટ છે બસ આ એ, ચોકલેટ છે, orange flavour છે પછી apple નો છે. mango કેટલા flavour માં હોય, ઈલાઈચી છે.

પછી કેસર છે, કેસર છે. કેટલાય flavour અ હ. હુંમ હુંમ

હું હું આ, હા હવે પછી હા સ્વીગી માંથી બધાય મંગાવે છે અને હવે બેકરી હોય છે ને. બેકરી બેકરી. હા કેક અને હા કેક છે ને બધુ ત્યાં fresh મલે એવું. એટલે બધા online delivery માંગવી લે એમ, home delivery. કેક છે, પછી આ પાંવ આવે છે પફ છે ને બધુ બધાં બઉ મંગાવે મોલ નું online. ચાઇનિજ પફ અત્યારે હં ચાઇનિજ પફ છે પછી કેટલાય જાત નાં પફ આવે, boiled છે, પંજાબી છે, મેથી છે કેટલાય જાત નાં આવે આમ. હા એટલે online જ booking થાય છે ને બર્ગર છે ને બધુ હં.

હા app ખોલો એટલે થઈ જાય એમ તરત જ. હં કોઈ ભી હોટલ જુઓ સરી હં. ની હં નીચે quantity નખેલી હોય. હં એનાં પર હોય બધુ, flavour ને એવું બધુ. ચાઇનિજ હં. કયું કયું હં. શું શું હોય હં. શું શું use કરે છે ને બધુ આવે હં હં. હં અને શું શું use કરે છે એ બધુ ફૂડ પાર્સલ ને એવું બધુ હોય અંદર detail હં.

payment હં payment list નહિ તો cash on delivery હુંમ.

હોટેલો છે. હં એ બધી. હં. હં. હં. ઓનેસ્ટ છે બધીજ, બધાય અત્યારે home delivery આપે. બધી જ જગ્યા એ. ઓર હા ઓલ એટલે નાની દુકાન થી માંડી ને બધેય. હુંમ. હં. food packaging માં બધે અત્યારે delivery જ થઈ ગઈ છે home delivery.

હું ઓછું કરી નાખ્યું. ના , ઓછું કરી નાખ્યું હાંચી વાત. હં. gloves બોસ હં, gloves બોસ ને એવું બધુ પેરે. હં પછી કરે હાંચી વાત. હું, હજીય્. હં બધી સગવડ સારી કરી છે ને બધુ હં

હુંમ. બધુજ ખર્ચો આલે. હા ત્યાં કશું હતું નહિ ત્યારે એવું. ઝોમેટો હતી હં. હં બધુ જો,

સ્વીગી છે, હોટેલ વાળાં છે ને એ બધા. આગળ આવવા માંડ્યા હં આગળ આવા માંડ્યા, food packaging ને બધુ સારું કરવા માંડ્યા. હં service charge ભી ઓછો કરી નાખ્યો એનાં લીધે. હા tissue paper હોય બધુ, ટેપ હોય કઈ કાંટા ને એવું બધુ હોય, food package નું આચાર ને સલાડ ને એવું બધુ હોય છે. હં કઈક હં કઈક cold drink

અને હં હં સરી ચાલે ને નવું હં જાય. હં. હોય હોય. હુંમ હુંમ. આણંદ બોલાવે હાંચી વાત. અ હાંચી વાત. હં. અહીયાં થી લોકો પચાસ પચાસ કિલોમીટર દૂર જાય આમ જમવા માટે તો. સારું ખાવા માટે ને એવું બધુ હં.

કોણ? હોવે. હોવે. તો કરી દઈએ ને. શું કરીએ બોલો? હં તમારે શું ખાવાનું બોલો.

હુંમ. હુંમ. હા. પછી veg અંગાર આવે ને એવું બધુ. હં ચાઇનિજ foods ને એવા બધા સારા આવે છે એમ. હં પછી ગુજરાતી છે, પંજાબી છે બધા હં.

હં હં હં સબવે હં. હં કેટલી વાર. સારી આલે છે food delivery હં. ઑક્ટસ્ હં. હમ્મ. બધાની ફૂડ ડિલિવરી બર્ગર ને પિઝા ને એવું બધુ સારું આવે. હુંમ બધાની delivery છે. કોઈ પણ એનું હં ઓ home delivery ને એવું બધુ કરે છે. કેટલી વાર મંગાવ્યું એમ. હં હં. હં હં . હં હં હં કેટલી વાર કરાયવું.

હા famous છે famous. સબ હા સબવે છે. ફ્રેંચ ફ્રાઇસ સાચી વાત. ફ્રેન્કી હં પણ અમને સારી. બર્ગર એ છે. અને બધુ cold drink ને બધુ. હં પછી મસાલા ડોસા ને એ બધુ હં. totally south પછી ગુજરાતી છે, પંજાબી બધીજ. બધી જ quality આમ હં બધી જ quality આમ હોય. સારી હોય છે હં. હુંમ આહ. મદ્ હા. સવેરા છે એતો ચોવીસ કલાક open હોય છે ને? આહા હં.

હં. food packaging ની પણ હવે તો મોટી મોટી company છે ને. હં આ હં આ પિઝા નાં રોટલા છે ને પાંવ ને એ બધુ નથી.

હં. બેકરી product છે ને એ બધુ ઘણું બધુ આવે. હુંમ હુંમ. નાં હં નાની મોટી લારી વાળાં દુકાનો વાળાં. બધા જ આવી જાય.

Liquid gas vapour transfer નાં opretation સમૂહ અને નીચે transfer નો સમાવેશ થાય છે જ્યારે પ્રવાહી સાથે ખનીજ લાવવા માં આવે છે યોગ્ય રીતે નિયંત્રિત સ્થિતિ માં તેનો ઉપયોગ થાય છે મિશ્રણ ભેજ માપવા માં માટે કરી શકાય છે thermometer કે જેનું bulb નું થી જ ઢાંકવા માં આવેલો હોય છે તેને પ્રવાહી થી રાખવા માં આવે છે અને તે gas નાં મિશ્રણ ના ઝડપ થી ચાલુ કરવા ની અહી thermometer દ્વારા દર્શાવેલ તાપમાન આખો દિવસ તાપમાન કરતા નીચે નાં મુલ્યત પ્રવાહ જે બાદ માં અ રૂપ હોય છે અને મુલ્ય ના જ્ઞાન થી ભેજ ની ગણતરી કરવા માં આવે છે સમસ્યાઓ ભેજ ની ટકાવારી ની સમસ્યા ભેજ ની ની સમસ્યા ભેજ વાળી માં સમસ્યા પદાર્થ માંથી ભેજ દુર કરવો અને જેમાં dryer ના તરીકે ઓળખવા માં સાધનો કેવાય સામાન્ય ભેજ દુર કરવા માં આવે છે ઉપયોગ લેવા માં આવે છે કે નહી અને અહે અને ઉદ્યોગો માં પણ તેનો ઉપયોગ કરવા માં આવે છે શુકાનું પદાર્થ તરીકે અને સાધન નાં પસંદગી નીચેના ઉત્પાદન ની બન્ને સંવેદનશીલતા સુકવણી નો ઉપયોગ

ને તાપમાન ની પ્રતિક્રિયા આધારે હવા નું દબાણ કરે છે સતત પુરવઠા ના સંપર્ક માં આવે છે ત્યારે બાસ્પીભવન દ્વારા અથવા gas સંતુલન જીવ માં દરેક આવે એ જ પાણી આં પાણી ની વરાળ સંતુલન વગેરે થાય છે આ બધી પ્રક્રિયા દ્વારા આપડે ગણું જાણવા, મળ્યું છે સામગ્રી સાથે છૂટક રસાયણ છે રાખવા માં આવે છે બિંદુ બી ઉપર

ઉપર આપને જાણવા મળે છે કે base કયા પદાર્થ માં કેટલું રહેલું છે base દ્વારા ગણા ઉપયોગો છે રસાયણ ની આવરી લેવા માં આવે છે આવી અનુસાર કાળ ની જરૂરિયાત તેને સમજવી દઉં કારણ કે તેઓ બન્ને રસાયણ સુરક્ષિત રીતે કરવા માં આવે છે ને બળીવન કરવા માટે જવાબદાર છે

આજે હું તમને computer અધ્યાયન માં આવતા cyber સુરક્ષાઅને જોખમો અને ઉકેલ વિષે ચર્ચા કરવા જય રહ્યો છું વર્તમાન સમય માં અને વિવિધ કાર્યો માટે Internet ઉપયોગ કરીએ છે આજે ઘર કાર્યાલય અને વાહનો અને ઘર ના Internet સાથે જોડાવવા લાગ્યા છે તેના વધુ પ્રમાણ ની વહેંચણી જુદા જુદા ઘટક નો આંધ્ર જોડાવવાનો cyber હુમલા નામેં ઓળખાતા એક નવા જોખમને જન્મ આપ્યો

કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કે અન્ય વયક્તિગત સંસ્થા ના માર્કા ને પૂરી પડવાની આ એક સૈતુકઅને શ્રેષ્ટ પૂર્ણ યોજના છે અહી હુમલા ખોર નો હેતુ data ની ચોરી માહીતી ની ચોરી આર્થિક લાભ જાસુસી હોઈ શકે છે ઘણા પ્રકાર ન cyber હુમલા શક્ય છે જેમાં જેમકે cheating સામાન્ય રીતે આ હુમલો દ્વારા ખોટી website પાનાર કે weblink પર તો હમણાં ઘણી ઘણી વ્યક્તિ ના email ના પ્પર્રયુત્તર દ્વારા સંવેદનશીલ માહિતી જાહેર કરવામાં આવે છે ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ એવા સંદેશ ને સાથે નો email મેળવી શકે જેમાં તેને કોઈ website પર રમત રમ્યા બાદ કોઈ લાખો રૂપિયા નું ઇનામ લાગ્માયાનું માંહિતી આપવામાં આવે ઇનામ ની રકમ મેલાવવા માટે email મેળવનાર ને કોઈ link પર click કરીને તેને પોતાની bank માહિતી આપવાની હોય છે આ પ્રકાર ના સંદેશ વિષય ઘણા આકર્ષક ક્રખવામાં આવ્યા છે અને stamp Mail Stamp Mail વિષે જાણકાર વ્યક્તિ પણ અહી ફસાય જાય છે fishing હુમલા અને spam સામાન્ય રીતે સંઘર્ષ પણ રજુ કરવામાં આવે છે marvel Marvel એટલે melidius Software જેમાં virus long tojen versis Skywest વગેરે નો સમાવેશ થાય છે આ software It માળખા માં

હુમલાખોર email વ્યવસ્થાનો ઉપયોગ કરી સરક્તાથી system પરથી અન્ય system Malver તરીકે મોકલે છે જોકે હુમલાખોર દર વખતે નિષ્ફળ સફળ થાય નહિ પરંતુ જોતે સફળ થાય કોઈ આપના email Account machine અમને અન્ય સંવેન્દનશીલ માહિતી થી પર નિયંત્રણ મેળવી શકે આ પ્રકારના હુમલા માં ભોગ બનાર Computer કે file ને header દ્વારા મોકલી દેવામાં આવે છે આ કિસ્સા માં હુમલા ખોર ખંડ ની માંગવા માટે માહિતી મેળવે છે પોતાની આ માહિતી મેળવવા માટે હુમલા ખોર ને ચુકવણી કરવી પડે છે email દ્વારા અજાણ્યા ચેપ્ગ્રાસ્થ website ની મુલાકાત લેવાથી થાય છે data Explossar cyber સુરક્ષા અંગે હાલ એ વ્યાપક જોખમી બની રહ્યું છે અહી હુમલા ખોર baanking Social university નો સંગ્રહ કરતા અન્ય કોઈ વિનિયોગ નો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે ત્યાં data Explosser જુદી જુદી રીતે જોવા મળે છે data સુધી પહોંચવા માટે hacker ઉપયોગ કરતા ની login વિગતો ને social Engineering દ્વારા અથવા તો તે marvel નો ઉપયોગ કરીને ચોરી લે છે data ની અકસ્માત થયેલ વહેંચણી પર ઘણી વાર data explossar ફરી નામે છે data ની અકસ્માત થયેલ વહેંચણી એ માનવીય ભૂલ હોય છે reply દ્વારા email જેવી કરવામાં આવતી સરળ પ્રક્રિયા data explossar નું જોખમી પરિણામ છે આ હુમલા ઓ ના કારણે cyber સુરક્ષા નામ નું એક પદ અસ્તિત્વ માં આવ્યું Cyber સુરક્ષા એ કેટલીક કર્યો પદ્ધતિ ઓં નો સમૂહ છે જેમનો ઉપયોગ પોતાના hardWare software કે elecctronic data ની ચોરી કે નુકસાન સામે computer ના રક્ષણ માટે કરવામાં આવે છે તેનો એક હેતુ Computer System દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ ની સુરક્ષા પણ Internet નો ઉપયોગ કરીને આબાદી રીતે જોડવામાં આવેલા તમામ ઘટકો માટે પણ cyber સુરક્ષા પણ ખુબ મહત્વની બની છે અહી આપને એવા કેટલાક પગલા કે કોઈ પણ સંસ્થા પણ કે કોઈ પણ વ્યક્તિ તેમના data અને માહિતી નેકેવી રીતે પૂછી વ્યવસ્થા પાળી શક તેનામાંતે કોઈ એક પ્પગલા જોઈશું Server અંગત કે computer laptop mobile કે સાધન જેવી computer system ની ઉપયોગ કરતી વખતે anti virus software સાથે કરવું system સાથે થયેલુ anti virus software Update છે કે નહિ તેની ખાતરી રાખ્વીં તોજ marvel ના સમૂહ આવતા રહે છે અને વ્યક્તિ કે સંસ્થા માં આ virus સુરક્ષા રાખવી જરૂરી બને છે Network ની સુરક્ષા માટે firewall નો ઉપયોગ કરવો email કે અન્ય ઘણો સ્ત્રોત માર્વેલ ફેલાવતા હોવાના કારણે stock ના data સ્થાનાંતરણ હોવું જરૂરી છે વાયા માં network પ્રવેશ કરતા અને network છેડી જતા data નું ધ્યાન રાખે છે આજ રીતે ઘર ના અંગત computer leptop જેવા ઉપયોગકર્તા ના અંગત firewall ની સ્થાપના કરી ઠીક છે તેની ખાતરી લેવી જોય્યે ઉપયોગકર્તા દ્વારા મોકલવામાં અને મેળવવામાં આવનાર દરેક computer virus માટે તપાસવા જોય્યે આ પદ્ધતિ માટે router access point જેવા network પ્રવેશ સ્થાન પર થી કરવા જોય્યે આમાં મુખ્ય કર્તાનો ને computer નો શ્રેષ્ઠ ઉપયોગ માટે ની તાલીમ આપવી જોય્યે ઉદાહરણ તરીકે કોઈએ ક્યારેય email ના Attachment માં ખલેલ પહોચાડવી જોય્યે નહિ તથા અજ્ઞા shop પરથી આવેલી link Click કરવું જોય્યે નહિ download અંગેની યોગ્ય માહિતી મેળવ્યા વગર અજાણ્યા ઉપગણ સ્થાનાથે મેળવેલા છોકરાઓને download ના કરવું જોય્યે તથા તેને અમલ ના મુકવો જોય્યે અગર તેની file folder નું નિયમિત રીતે bacckup લેવાતો હોય તેની ખાતરી રાખવી જોય્યે portable drive removable media